લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે નીચે આપેલ દ્વારા એક ટેબલ કોષ્ટક કેવી રીતે બનાવવું a વ્યુંસ દેખાવ બનાવીને અને b કોપી પધ્ધતિનાં મદદથી ચાલો આપણા લાઈબ્રેરી ડેટાબેઝમાં જઈએ
ચાલો ડાબી પેનલ પર આવેલા ટેબલ્સ આઇકોન ઉપર ક્લિક કરીએ
જમણી પેનલ પર આપણને ટેબલ બનાવવાનાં ૩ માર્ગો દેખાય છે
આપણે હમણાં ક્રિએટ વ્યૂ વિકલ્પ સાથે જઈશું
તે પહેલા ચાલો આપણે વ્યુંસ વિશે જાણીએ
વ્યું શું છે
વ્યું એ એક ટેબલ કોષ્ટક સમાન છે પરંતુ તે ડેટાને સાચવી રાખી શકતું નથી
તેને ક્વેરી એક્સપ્રેશન ક્વેરી સમીકરણ તરીકે વ્યાખ્યાયિત કરેલ છે જે આમ ટેબલો કોષ્ટકોમાંથી માહિતી મેળવવાં જેવું અથવા ડેટાબેઝમાંથી બીજા વ્યુંસ મેળવવાં જેવું છે
તેથી જયારે તેને જોવાય છે તેની પાસે ટેબલ કોષ્ટકની જેમ ડેટાના સ્તંભો અને પંક્તિઓ હોય છે
વ્યુંસનો ઉપયોગ મર્યાદિત એક્સેસ આપવાં માટે થઇ શકે છે
અથવા અન્ડરલાઇંગ ટેબલની કોલમો અને ટેબલના ડેટાનાં માળખાંને અને તેમનાં નામોને છુપાવવાં માટે થઇ શકે છે
ઉદાહરણ તરીકે આપણે એક સાદું વ્યું બનાવી શકીએ છીએ જે લાઈબ્રેરીનાં તમામ સભ્યોની યાદી દર્શાવશે અને આપણે ગોપનીયતા જાળવી રાખવા માટે તેમનાં ફોન નંબરો છોડી શકીએ છીએ
અહીં અન્ડરલાઇંગ ટેબલ મેમ્બર્સ હશે
લાઈબ્રેરી ડેટાબેઝના અન્ય વપરાશકર્તાઓ આ વ્યુ એક્સેસ કરી શકે છે પરંતુ મેમ્બર્સ કોષ્ટક માટે માન્ય નથી
આ રીતે આપણે ફક્ત સભ્યોનાં નામો જોઈ શકીએ છીએ તેમનાં ફોન નંબરો નહી
ઠીક છે ચાલો આપણે મુખ્ય બેઝ વિન્ડો ઉપર જઈએ અને આ વ્યું બનાવીએ
ચાલો જમણી પેનલ પર આવેલ ક્રિએટ વ્યૂ ઉપર ક્લિક કરીએ
આપણે એક નવી વિન્ડો કે જેને વ્યૂ ડિઝાઇન કહેવાય છે અને એક એડ ટેબલ્સ દર્શાવતી પોપ અપ વિન્ડો જોઈ શકીએ છીએ
ચાલો મેમ્બર્સ ઉપર ક્લિક કરીએ
અને આ પોપ અપ વિન્ડો બંધ કરીએ
હવે આપણે વ્યૂ ડિઝાઇન વિન્ડોમાં છીએ
અને આપણે મેમ્બેરિડ અને નામે ફિલ્ડ્સ ઉપર બે વાર ક્લિક કરીશું
ઇડ ફિલ્ડ આઈડી ક્ષેત્રને દાખલ કરવું હંમેશા મદદરૂપ નીવડે છે
કારણ કે આ આપણને આ વ્યુ ને કોઇ અન્ય સંબંધિત કોષ્ટક સાથે જોડવા માટે મદદ કરે છે ઉદાહરણ તરીકે બુકસિશ્યુડ કોષ્ટક
આપણે ફંકશન્સ વિધેયો ક્રાઇટેરિયા માપ દંડ ઉમેરી શકીએ છીએ અને આપણી મરજી મુજબ તેને સોર્ટ કરી શકીએ છીએ
પણ હાલ માટે આપણે સભ્યનાં નામોને તેમનાં ચઢતા ક્રમમાં સોર્ટ કરીશું
આ માટે ચાલો આપણે નીચેનાં ભાગમાં આવેલ નામે કોલમ હેઠળ સોર્ટ પંક્તિઓમાં એક ખાલી સેલ કોષ પર ક્લિક કરીએ
અને પછી એસેન્ડિંગ પર ક્લિક કરીએ
ચાલો આપણા પહેલા વ્યુંને સંગ્રહિત કરીએ
અહીં ચાલો આ વ્યું માટે એક વર્ણનાત્મક નામ ટાઈપ કરીએ View મેમ્બર્સ નામે ઓનલી
અને ચાલો ઓક બટન ક્લિક કરીએ
અન્ડરલાઇંગ ડેટા જોવાં માટે ચાલો ટોંચ ઉપર આવેલ એડિટ મેનુ ઉપર ક્લિક કરીએ
અને ત્યારબાદ નીચે તળિયે આવેલ રન ક્વેરી ઉપર ક્લિક કરો
અને આપણે ઉપર ટોંચ પર એક નવો વિભાગ જોઈશું જે તમામ લાઈબ્રેરી સભ્યોની યાદી તેમના ચઢતા ક્રમમાં દર્શાવશે
નોંધ લો કે આપણને કોઈપણ ફોન નંબરો દેખાયા નથી
અને આ છે આપણું સાદું વ્યું
આપણી જરૂર મુજબ આપણે વ્યુંસને બનાવી અને ડીઝાઇન કરી શકીએ છીએ
આગળનાં વિષય ઉપર જતા પહેલા અહીં એક અસાઇનમેન્ટ છે
સભ્યોને અપાયેલ પુસ્તકો અને ફક્ત એજ પુસ્તકો જે ચેક્ડ ઇન ના હોય એનો એક વ્યું બનાવો
વ્યુંમાં આપેલ ફીલ્ડો ક્ષેત્રોનો સમાવેશ કરો160 બુક ટાઇટલ્સ મેમ્બર નેમ્સ ઇશ્યુ દાતે એન્ડ રિટર્ન દાતે
વ્યુંને View લિસ્ટ ઓએફ બુક્સ નોટ ચેક્ડ ઇન નામ આપો
ઠીક છે ચાલો આપણે કોપી પધ્ધતિ વડે ટેબલો બનાવવાનું શીખીએ
ટેબલો બનાવવાં માટે આ એક સરળ માર્ગ છે જો આપણે હોઈએ કે આમાં ટેબલનું સ્ટ્રકચર માળખું ખૂબ જ સમાન છે
આ માટે ચાલો ધારીએ કે આપણી લાઈબ્રેરીમાં DVDઓ અને CDઓ છે
અને આપણે આ ડેટાને મીડિયા કહેવાતા એક નવા ટેબલમાં સંગ્રહિત કરી શકીએ છીએ
ઉદાહરણ તરીકે સીડી અથવા ડીવીડી એક શીર્ષક અને એનું જારી થયેલ વર્ષ ધરાવે છે
ઓડિયો અને વિડીયોમાં તફાવત કરવા માટે આપણે મીડિયાટાઇપ ફીલ્ડ ક્ષેત્રને પરિચિત કરીશું
હવે બુક્સ ટેબલ લગભગ સમાન ફીલ્ડો ક્ષેત્રો ધરાવતું હોવાથી આપણે બુક્સ ટેબલને કોપી પેસ્ટ કરી શકીએ છીએ
અને ત્યારબાદ પ્રોસેસ પ્રક્રિયામાં આપણે ટેબલનું નામ અને ફીલ્ડો ક્ષેત્રોનું નામ બદલી શકીએ છીએ
આપણે જોશું કે આ કેવી રીતે થાય છે
ચાલો મુખ્ય બેઝ વિન્ડો ઉપર જઈએ
અહીંયા ચાલો બુક્સ ટેબલ ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીએ અને આપણે કોપી વિકલ્પ જોઈશું
ચાલો તેના પર ક્લિક કરીએ અને પછી તેના પર જમણું માઉસ બટન ક્લિક કરીએ
અહીંયા વિવિધ વિકલ્પો ધ્યાનથી જુઓ
ત્યાં પાસ્તે છે અને પાસ્તે સ્પેશિયલ પણ છે
આપણે કોપી અને પાસ્તે ને અમુક ચોક્કસ ફોરમેટ બંધારણમાં વાપરી શકીએ છીએ
શક્ય ફોરમેટો બંધારણો છે ફોરમેટેડ ટેક્સ્ટ એચટીએમએલ અથવા દાતા સોર્સ ટેબલ
તો આપણે અહીંયા ડેટાબેઝ ટેબલ પસંદ કરીશું અથવા આપણે જમણાં ક્લિક મેનુમાં આવેલ પાસ્તે પસંદ કરી શકીએ છીએ
આ એક વિઝાર્ડ ખોલે છે અને આ વિન્ડોમાં આપણે સૌ પ્રથમ ટેબલ નામે સામે મીડિયા ટાઈપ કરી આપણા ટેબલનું નામ બદલીશું
ઓપ્શન્સ માં આપણે ડેફિનિશન એન્ડ દાતા માં ક્લિક કરીશું
ચાલો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
પછીનાં વિન્ડોમાં આપણે કોલમો દાખલ કરીશું
ચાલો આપણે નિદર્શન માટે બુકિડ ટાઇટલ અને publish યીયર પસંદ કરીએ
હવે આપણે ડાબી બાજુએ આ ફીલ્ડો ક્ષેત્રોને પસંદ કરીશું અને તેમને એક એરો વાળા બટન વડે જમણી બાજુ તરફ ખસેડીશું
અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો
પછીની વિન્ડોમાં આપણે કોલમો જોઈ શકીએ છીએ
અહીં આપણે ફીલ્ડો ક્ષેત્રોનું નામ બદલી શકીએ છીએ અને તેમની ડેટા ટાઈપ બદલી શકીએ છીએ
આપણે બુકિડ ને મીડિએઇડ નામમાં બદલીશું
અને આપણે ક્રિએટ બટન ઉપર ક્લિક કરીશું
મુખ્ય બેઝ વિન્ડોમાં આપણું નવું મીડિયા ટેબલ છે
ચાલો ટેબલમાં એક નવું ફીલ્ડ ક્ષેત્ર મીડિયાટાઇપ દાખલ કરવાં માટે તેને સુધારિત કરીએ જે ઓડિયોનાં અથવા વિડીયોનાં પ્રકારની માહિતી સંભાળશે
હવે આપણે ટેબલ ડીઝાઇન વિન્ડોમાં છીએ
અહીં ચાલો મીડિયાટાઇપ ને છેલ્લી કોલમ તરીકે પરિચિત કરીએ
ચાલો પબ્લિશયર નીચે આવેલ સેલ કોષ ઉપર ક્લિક કરીએ
અને ફીલ્ડ નેમ ક્ષેત્ર નામ તરીકે મીડિયાટાઇપ દાખલ કરીએ અને પછી ફીલ્ડ ટાઈપ તરીકે ટેક્સ્ટ પસંદ કરીએ
હવે ચાલો આપણે ટેબલની ડીઝાઇન સંગ્રહિત કરીએ અને આપણે આ કરી ચુક્યાં છીએ
અહીં આપણે કોપી પદ્ધતિ વડે આપણું મીડિયા ટેબલ બનાવ્યું
ઠીક છે અહીં બીજું એક અસાઇનમેન્ટ છે
યુએસઇ વિઝાર્ડ ટીઓ ક્રિએટ ટેબલ પધ્ધતિ વાપરીને એક ટેબલ બનાવો
અહીં સેમ્પલ ટેબલ નમૂનો ટેબલ તરીકે Assetsને લો અને તેને એસેટસ્કોપી નામમાં બદલી કરો
અને આ પદ્ધતિમાં વિવિધ વિકલ્પોનું અન્વેષણ કરો
અહીં લીબરઓફીસ બેઝમાં ટેબલો કોષ્ટકો બનાવવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યાં કે કેવી રીતે એક ટેબલ કોષ્ટકને a વ્યુંસ બનાવવું અને b કોપી પધ્ધતિ નો ઉપયોગ
મૌખિક ટ્યુટોરિયલ યોજના ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર